પછી કાંકરિયા કાંકરિયા જોવા જેવું કાંકરિયા કાંકરિયા તો જોઈ લીધું. તમારી birth place કયી છે?

હા જન્મ જગ્યા Proper અમદાવાદ હું ભી પેલા જન્મ સ્થળ અમદાવાદ છે એટલે પેલા અમદાવાદ રેહતો તો નાનો હતો ત્યારે પછી ત્યાં ગામડે જતા રહ્યા પપ્પા ને shift થયી ગયું એટલા માટે અમારે તો family બધા અહિયાં રે ને એટલે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

જન્મ અહિયાં મારો જન્મ્યો જ્યાં

બરાબર બરાબર હવે ઉતરાયણ આવે છે કઈ લય કે નહિ દોરી કે એવું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 હવે કઈ લાવાની છે?

અમદાવાદમાં કયી બાજુ રહો છો? વસ્ત્રાપુર વસ્ત્રાલ તો અહિયાં થી દુર પડેને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

હમ રોજ તો ના થાય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

દ્વારકાને મહારાષ્ટ્રમાં ફરીને આવ્યો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

પચાસ થયી ગયેલો પચાસ હજાર વાહ એટલે થયી જ જાય નહિ અત્યારે એટલે પછી Personal કાર કરીને ગયા તા કે પછી Train માં

કારે લઈને ગયા હતા

હવે ફરવું છે હો જવું છે પણ time જોઈએ બાર ને બધે હમ પૂરું કરશો નહિ

બે ચાર જગ્યા બધું પતાયી દીધેલું હવે મહારાષ્ટ્રમાં થોડું થોડું બાકી જ છે Favorate Place કયું છે? આપડું તો સીમલા મનાલી સીમલા તો જઈને આવ્યા હા ગયા તા પેલા બઉ પેલા અને કેદારનાથ કેમ

એ બાકી એટલે ફરવા જવાનું એવું છે એમ હવે બધું પતાવું જ છે પણ હજુ time set થાય ને

હવે પણ હવે શું કરે time એવો adjust ના થતું હોય

એવું છે બાકી બધું પતાયી દેવું છે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

હા હા એ વાત તો સાચી છે

ગુજરાતમાં કચ્છ બચ્ચ જોઈ આવ્યા મજા આવે નહિ પણ ફરવાની હમ

હવે એક જગ્યા જગ્યા શરુ કરવાની એટલે થોડું થોડું ફરી આવાનું બધે

hello ત્રણ વર્ષ એટલે અહિયાં આગળ જ બીજે કઈ બીજી જગ્યાએ એટલે કઈ જોબ નો experiance છે? કઈ કઈ

એટલે ક્યાં આગળ મોબાઈલની દુકાન માં કોઈ gaming નો શોખ છે કે નહિ?

એટલે કોઈ phyisical game નો એટલે બાર મેદાન નો

હું પણ એક વખત ખાલી ખો ખો માં રહ્યો હતો

હું સ્ટેટ લેવલમાં આવી ગયો તો આજુ બાજુ બોલો બીજું

હા પછી ફરી આવાનું પેલા પૈસા ભેગા

ગુજરાતની બાર જ કચ્છ કે પછી રાજસ્થાન

રાજસ્થાન પછી જવાનું augustમાં જવાનું આબુ આબુ આબુ જોઇને આયા પછી કેદારનાથ જવાનું છે હવે આ ઉમર છે ફરી લેવાની પછી

હમ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 દ્વારકા ને દ્વારકા નહી આપડે નામ ભૂલી ગયો દ્વારકા બાજુ મહારાષ્ટ્રમાં મહારાષ્ટ્રમાં છે ને કઈક આપડે ભૂલી ગયો નામ

ગોવા હા ગોવા ના બાકી જઈને આવ્યો તો પેલા નાનો હતો ત્યારે ગયો તો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

ના ના

હમ ગોવા પણ મજા આવે નહિ બીજું કર્યું નાના હતા ત્યારે સાથીને કહી દેતા હતા કઈ એ વખત કયું હતું disney માં Cartoon કયું હતું?

નાના હતા એટલે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

હા e વખતે આવતું તું ને શક્તિમાન પછી પેલી શક્તિમાન આવતી પછી બીજી વખત તો કયું આવતી જૂની પેલી અલાદીન

અલાદીન આવતી e આખો એપિસોડ જોયો પછી તારક મેહતા એ જોવો છે કે બંધ કરી દીધો જુના episode માં મજા આવે અત્યારે નથી મજા. નહિ જુના episode માં મજા છે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

આવશે આવશે અને બેન ભાઈ છે કઈ? એકલા અને પપ્પાના કેટલા ભાઈ?

ચાર ભાઈ એટલે તમે એકલા બધા અમદાવાદ Proper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 અત્યારે તો અત્યારમાં તો કઈ નહિ જોયીયે એટલે સીખીયે હિયે એટલે વિચાર્યા તો છે

સીતેર કોમર્સમાં એ વખત કેવું State subject હતો stet હતો.

Commerce પણ મારે State નતુ પણ એમાં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

દરે દરે ચોવીશ માર્ક ચોવીશ નહિ ચોત્રીસ માર્ક દરે દરે આવ્યા

school માં એક ભી વાર fail નહિ એ બધા ધોરણ પાસ થયી ગયા બાર સુધી બાર સુધી એટલે કોઈ subject માં પણ નહિ હા બીજું કોઈ અત્યારે favorite ગીત favorite picture

બાહુબલી One કે two To favorite છે KGF નહિ Kgf તો જોવું પડે પણ favorite બાહુબલી છે

favorite બાહુબલી છે અને song

favorite song ગીત

કોઈ એક હોય તો બતાવું હા અને જુના Picture માં કયું Picture ગમે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

એ થોડુક થોડુક જોઇશ આખું તો મેં પણ ની જોયું થોડુક થોડુક યાદ છે બઉ દિવસ પેલા જોયું હતું થીયેટરમાં કયું picture જોયું છેલ્લે

બઉ ટાઇમ થયો અને હવે બીજું કઈ સરકારી Exam કે એવી કઇક આપવાની હાલ તો હવે કઈ નહિ હવે કોઈ. Option નહિ અને અહીયા કેટલા વર્ષ થી છો

અહિયાં જ છો એટલે કેટલા વર્ષથી Job કરો છો બે વર્ષ બે વર્ષ થયી ગયા હમ કોઈ દિવસ માર પડે ઘેરથી પડે એવું કઈ નહિ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

ઘણી વાર પડ્યો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 Pappa મારે Pappa હમ બીજું અગમષેક જોતા આવડે એટલે પેલા બારમાં વાળું કા

આમ તો late હે નહિ

આવડી જાય પાસ થાય એટલું આવડે હા એટલું તો આવડી જાય પાસ થવાય એટલું કોઈ અમદાવાદ બીજું કોઈ બીજું કોઈ ફરવાની જગ્યા થોડુક દુર હોય તો

ગાંધીનગર જતું રેવાનું ગાંધીનગર કયું બઉ બધું છે ને પેલું છેને અક્ષરધામ હે